જમણી બાજુ એક સ્ટીલ ની અહ સીડી મૂકવામાં આવેલી છે.

સામે ચિત્રમાં ઇન્સ્ટિટયૂટ નો પિક્ચર દેખાઈ રહ્યું છે જે સાત માળનું છે.

એમાં થોડી બસો જોવા મળી રહી છે આ બસ નો રંગ જાંબલી રંગનો છે.

ડાબી બાજુ એક કન્ટેનર જોવા મળી રહ્યું છે.

પાછળની જગ્યામાં એક સુંદર ડુંગર જોવા મળે છે.

આ એક ગુફાની બહારનો ભાગ છે.

બોર્ડ પર ટાઈગર ગ્રાઉન્ડ લખેલું છે જેમાં ડાબી બાજુએ જવાનું નિશાન છે.

નદીની આજુબાજુ લીલા હરિયાળા ડુંગર જોવા મળી રહ્યા છે.

બાજુમાં બારી છે બારી પર પડદો છે પડદા પર બે કલર નો છે સફેદ અને લાલ કલર નો છે.

જેમાં જુદી-જુદી જાતની ચોકલેટો શરબતો સોસ જામ વગેરે અલગ-અલગ જાતની પ્રોડક્ટો મૂકવામાં આવેલી છે.

સામે એક બેઠેલો વ્યક્તિ વેટિંગ મા છે જે રાહ જોઈ રહ્યો છે.

થાંભલા ની બાજુમાં એક ઝાડનો ડાળખી જોવા મળી રહે છે.

બાઈક ની બાજુમાં એક વ્યક્તિ ઊભેલો જોવા મળી રહ્યો છે.

ખુરશી ઉપર વાઈટ કવર અને પીળા રંગની રિબન બાંધવામાં આવેલી છે.

ગાયો બ્રાઉન કલર વાઈટ કલર ની જોવા મળી રહી છે.

આજુબાજુ લીલા ઝાડ દેખાઈ રહ્યા છે.

ગુરુજીના ફોટો ની આજુ-બાજુ બીજા બે ફોટો છે તેના પર પણ હાર ચડાવેલો છે.

આ ચિત્ર એક ઇન્સ્ટિટ્યૂટ નું છે જેનું નામ છે લક્ષ્મી ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેક્ચર .

સામે એકદમ સાફ સૂતરો રસ્તો છે.

તે જ જુદી જુદી રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવેલું છે.

વચ્ચે એક વ્યક્તિના હાથમાં સિતાર છે અને તે ગાઇ રહ્યો છે.

ઉપરની બાજુએ વોટર પ્યુરીફાયર મશીન છે.